અને સામે નવા બિલ્ડીંગ નું કામ ચાલુ છે તેવું દેખાય રહ્યું છે.

મસ્ત સુંદર મજાનુ દ્રશ્ય પણ છે ફોટા પડાઈ એવુ ધૂપ પણ સારી રીતે આવી રહી છે.

આ ચિત્રમાં એક દ્વારકા પાર્લર નામની દુકાન પણ દેખાય રહી છે તેમાં ચા કૉફી નુ--

સુંદર મજાનુ ચી ફો ફોટો ચીપકાવ્યો છે બાર ડસ્ટીન પણ જોવા મડે છે ટેબલ ઉપર પાણીનો જગ પણ જોવા મડે છે.

આ ચિત્રમાં એક કપા કપડાનુ શોરૂમ હોય તેવું દેખાય રહ્યું છે ના કપડા પણ--

આ ચિત્ર એ ગાંધીનગરનુ હોય તેવુ લાગે છે નામનુ સ્ટેન્ડ પણ છે બસ સ્ટેન્ડ છે પાછળ બિલ્ડીંગો છે.

આ ચિત્ર એક લેપટોપ વેચવાની શોરુમ હોય તેવુ લાગે છે લેપટોપ આઇટેલ લેનોવા જેવા લેપટોપ પણ પડી રહ્યા જોવા મડે છે.

આ ભોજનાલયમાં ગુજરાતી પંજાબી જાપાટી ચાઇનીજ જેવી વસ્તુઓ મળી રહી છે કાઠિયાવાડી જેવી પણ.

તેની રિસર્ચ કરવામાં આવે છે તેવું દેખાય આવે છે.

શો પણ સારો છે કાઉન્ટરે ખુરશી પડેલી છે તેની ઉપર પાણીનો જગ પણ પડેલો છે બાજુમાં સુંદર મજાનું--

આ એક સ્વિમિંગ પુલ નો ફોટો હોઈ તેવુ લાગે છે એક સ્વિમિંગ પુલ ની ઓફિસ છે તેની બહાર એક--

સ્કુટી ઉભી છે એ ચિત્રમાં એક ડોગ દેખાય છે બાજુમાં લિમ વૃક્ષ પણ દેખાય છે નીચે સુંદર મજાની લોન છે.

રમાડે છે તેવું લાગે છે લોન ઉપર બેઠી છે સુંદર મજાનુ હરિયાળી છે.

આ એક ફોરવાનું ફોર વ્હીલ ની કબાડીનુ જે દ્રશ્ય જોવા મડે છે.

પાછળ જંગલ જેવું દેખાય છે સુંદર મજાના સૂર્યા દાદા ના કિરણો શરીર પર પડી પડી રહ્યા છે છોકરાઓના.

પાછળ એક સ્કૂલ નું ચિત્ર છે તેવું દેખાય છે સ્કૂલ ની બિલ્ડીંગ દેખાય છે.

એક પાર્કિંગ સ્કૂલ નુ પાર્કિંગ હોઇ તેવુ લાગે છે ફોરવ્હીલ પઈડી છે પતરા નીચે તડકો ન લાગે એટલે ફોરવ્હીલ ને છાયા મુકી છે.